હમ મારે જથ્થાબંધ selling નું થોડુંક જાણવું છે. તમારે તમે તમારે કેટલોક experience છે આમાં કે ખાલી જાણવાનું જ છે અત્યારે. ના મારે ચાલુ કરવું છે એના માટે account કઈ રીતે બનાવવું એની formality પછી અમુક વસ્તુ product વિશે થોડીક જાણકારી આ રીતે બધુ જોતું છે. અચ્છા તો તમારે જો અર ચાલુ કરવું હોય આવું તો તમારી પાસે રોકાણ હોવું પડે. કેટલુંક છે તમે આમ કે ચાલુ કરવા માટે શરૂઆતમાં?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

એ વસ્તુ પછી બીજા જે customer હોય world ના ગમે તે એ ખરીદી શકે એ જોઈને color color quality અને rate જોઈ ને ખરીદી શકે તમારી પાસેથી એવું હોય છે normally. હમ અને જે platform હોય, એ અલગ-અલગ પાછા platform હોય, જા~જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે. પછી મીશો છે. આ બધામાં અલગ અલગ રીતે પાછા એ લોકોના terms and conditon પણ બધી application મતલબ કે જે પણ આ ત્રણ platform કીધા મેં તમને એ ત્રણ plarform માં terms and conditon પણ અલગ-અલગ હોય છે. હમ અને પછી જો અંદર account ખોલવું હોય, અને પછી તમારે અંદર account ખોલવું હોય, તો એમાં create account કરવાનું અને એકથી બે દિવસમાં તમારો એમાં જે અર માંગે જે ID pass ને એવું બધુ તમારા Google સાથે એ connect થાય અને પછી Google સાથે connect થાય તો એક બે દિવસમાં લગભગ, લગભગ એક જ દિવસમાં એ verify થઈ જાય ચોવીસ કલાકમાં તમારું account. અને પછી એને bank, bank account સાથે link કરી દેવાનું. એ એટલી process છે accont ચાલુ કરવાની ખાલી. હમ સારું છે આવી જ રીતે કરવાનું હશે ને create. હા આવી જ રીતે કરવાનું અને પછી account ચાલુ થઈ જાય એટલે પછી તમારે જે product sell કરવી છે મતલબ કે તમારે કઈ product sell કરવી છે. જેમ કે cosmetic હોય beauty product છે પછી clothing હોય accessories હોય અચ્છા. મતલબ કે તમારે beauty and cosmetic નું product નું selling કરવાનું છે, એમ ને?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 તો તમને જે એ એ product હોય એ product નું સાર~સારા એવા જે pictures છે બધા એ pictures તમારે collect કરવાના અને આ જે મેં તમને કીધા એ platform ઉપર તમારે

એ એ એ upload કરો એટલે એમાં જે એમાં લી~નીચે list out પણ કરવાની હોય કે અમારી પાસે આ product છે અને આ color માં આવે છે. પછી એટલી quality છે અમારી પાસે અને અને ક્વા~આટલી quantity છે અને આટલી quality સારી આવે છે એ બધુ list out કરવાનું નીચે એને listing કહેવામાં આવે. હમ અને પછી અર પછી customer એ જોઈ લે પછી તમારો ક~તમારો જે product હોય એ જોઈ ને એનું description વાંચી ને પછી એની અંદર જે rating હોય, rating માં તો તમને ખ્યાલ છે ને કઈ રીતે આવે? ના ના આટલો બધો નથી ખ્યાલ. Rating માં ધારો કે તમે customer હોવ, તો તમે કોઈ વસ્તુ buy કરી હોય અને એ સારી સારી મતલબ કે આમ તમને સંતોષકારક હોય તો તમે એ જે site હોય તમે website ઉપરથી લીધી હોય મતલબ કે જે account પરથી કે કોઈના કસ~જે account હોય એનું એના through લીધી હોય તો તમે ત્યાં જઈને એનું જે product review આવે, review માં જઈને તમે લખો કે નહીં આ product સારી છે ને આહ useful છે ઘણી ને એને, એને rating કહેવાય મતલબ કે તમે one star two star five star સુધી rating આપો છો.

બસ તો પછી એ રે~એ rating ઉપર તમારું account ચાલતું હોય. સારા rate મળે તો account વધારે ચાલે એવી રીતે sharing વધારે. હા એવી રીતના હા અને પછી તમને product વિશે કઈ ખ્યાલ છે કે product ક્યાંથી લેવાની ને કઈ રીતે લેવાની. ના ના એ જ પૂછવાનું. તો product માં તો જો તમારે wholesale ના ભાવે તમે લો ને product તો તમને વધારે સારું પડશે. અર એક એક એક એક product મા નહીં થાય પણ wholesale ના ભાવે તમને વધારે સારું પડે.

હમ આમ પણ મારે જથ્થાબંધ જ વેચવાનું છે એ રીતે. અચ્છા તમારે online માં પણ wholesale નું જ કામ કરવાનું છે. હા હા only wholesale નું જ. અચ્છા ત~તો તો તમારે customer ઘણા બધા ગોતવા પડશે કારણ કે મેં તો હું તો only whos~wholsale નું નથી કરતો wholesale નું તો હું side પર કરું છું પણ મારે તો main business તો આ એક જ તે product નો છે મતલબ કે single product નો જ છે. Okay okay એમાં વધાર સારું પડે. એમાં, એમાં જ વધારે સારું પડે અને બંને સ~બંનેમાં સારું જ છે, પણ તમે wholesale માં તો તમે ઘરે પણ ચ~ચાલુ કરી શકો કે ઘરે રાખીને પછી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

પણ પછી આગળ બહુ મને કઈ એટલો બધો wholesale નો ખ્યાલ નથી પણ આ રીતે એક single product હોય એનો ખ્યાલ છે કારણ કે એમાં મારા account ઘણા બધા છે. હા હા, એમ તમારે પોતાનું હતું કે તમે શેમાં account બનાવા માંગો છો? હા હા હા મારે પોતાનું જ છે. હમ ઓફિસ પર જતાં હતા એ રીતે કે આમ પોતાનો જ business? ના ના ના મારો પોતાનો જ business છે. પહેલા તો મેં આવી રીતે એક બે મહિના શીખ્યું આ બધું કે કઈ રીતનું આ છે ને શું terms and condition છે account કઈ રીતે create થાય અને money કઈ રીતે transfer થાય ને એ બધુ શીખી લીધું. હમ હમ એ તો શીખવું જ પડે. હા અને પછી ચાલુ કર્યું. તો મેં લગભગ last two years થી હું આ કરું છું.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

Hello? શું કહ્યો છો તમે? આ money transfer ની જે process છે એમાં જે account બનાવાનું આવે,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

એવું નો હોય bank માં જેને bank માં account હોય જેનું પણ account હોય એ account link કરી દેવાનું એટલે થઈ જાય એમાં. હમ એમાં age નું કઈ નથી આવતું ને? ના age નું ન આવે પણ bank account હોય મતલબ કે bank account હોય તો એ તો eighteen plus જ હોય પણ જો તમારે કરવું હોય ને eighteen નીચે હોય તો બીજાના કોઈકનું bank account નાખી દેવાનું. હમ okay okay. એમાં કાંઈ age limit નથી હોતી. Okay તો વાંધો નહિ. એ જ જાણવું હતું કારણ કે મારી એક friend છે તે eighteen થી નીચેની છે એટલે એને પણ join કરાવાની છે આમાં એટલે પૂછવું પડે ને.

Hello.

તમે, મેં તમને જે ત્રણ platform જણાવ્યા કે Amazon છે Flipkart છે Meesho છે તો તમારે કયાં platform પર કામ કરવું છે એવું કાંઈ નક્કી છે કે પછી જેમાં સારું પડે એમાં કામ કરવાનું છે?

તો એમાં તો એવું હોય છે કે જો આમાં regular તમે આહ first વાર ચાલુ કરો ને તો તમારે કઈક અર બે હજાર રૂપિયા ભરવાના હોય છે.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

હા.

સાંભળો છો ને મારી વાત.

સતત આવી રીતે પાંચ વર્ષ તમે બે-બે હજાર ભરો મતલબ એટલે પછી તમને એ free સુવિધા આપે એ લોકો. હમ

હા હા તે application મેં જોયેલી છે Meesho. હા એ application આમ ઘણી સારી છે અને એમાં trading પણ વધારે trading પણ વધારે સારું થાય છે.

હા, એ તમારે જો એમાં કરવું હોય તો એમાં એમાં વધારે સારું પડશે અને જો બીજા platform પર કરવું હોય તો એમાં account બનાવી દેવાનું. રોકાણ કઈ એટલું બધુ લાંબુ નથી.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 હા એક કરતાં વધારે account બનાવી શકીએ પણ same નામ ના ન હોય.

હા આપણે જે computer માં આપણે file save કરીએ એમાં કઈ રીતે અલગ અલગ નામની file હોય એવી રીતે જ તેમાં અર એક એક નામનું account હોય જ નહીં અલગ અલગ નામના જ account હોય. એમાં પણ copyright નું chances રહે જ છે.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 હા એમ કારણ કે નામ ઘણ ના same હોય એટલે.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

Hello. એટલે માટે તો એ લોકો અર tradmark ની સુવિધા આપે છે કે આપણું જે account હોય એની ઉપર tradmark લઈ લેવાનું મતલબ કે આપણી product આપણાં account માં કોઈ trade ના કરી શકે. કોઈ try પણ ના કરી શકે ઘૂસવાની. હા હા એ તો security સારી છે. હા બાકી તો આમાં આમાં પણ એવું થઈ શકે જે hackers હોય મતલબ કે બીજા વ્યક્તિ હોય એ આપણી product નું listing કરી નાખે અને આપણાં order એ લોકો લઈ જાય એવું પણ થાય છે.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 હા તમારે ચાલુ કરવું હોય તો પછી સા~સારું છે આમાં કઈ આટલો બધો વાંધો નથી એટલું બધુ લાંબુ રોકાણ પણ નથી. અત્યારે તો જગ્યાએ જગ્યાએ wholesale ની દુકાન બની ગઈ છે. તો તમારે એક એક product પણ તમને wholesale ભાવે મળી જાય જ્યાં સુધી અમ અમ li~line to line order આવવા ન લાગે ત્યાં સુધી તમારે આવી રીતે wholesale માંથી એક એક product લાવી ને લાવી ને એ વેચી દેવાની. અને પછી જ્યારે તમારે regular ચાલુ થઈ જાય એટલે પછી તમારે wholesale wholesale ના ભાવે એક સાથે જથ્થાબંધ ભાવે લા~લાવવાનું અને પછી વેચવાનું.

અમ અને આમાં પાછું sale ને એવું બધુ પણ આવે છે કે Amazon માં જે વાર તહેવારે sale આવતો રહે.

બોલો બીજું શું કરવાનો process? શું? હમ સ્નેહા ને એ લોકો શું કરે બસ અત્યારે તો કાંઈ અમે ભેગા નથી થતાં, last આપણે મળ્યા હતા ત્યારે જ મળ્યા હતા અને એક વાર વચ્ચે phone call પર વાત થઈ હતી. એટલે એટલી બધી કાંઈ મુલાકાત નથી થઈ તમ~ તમને ઝાઝી ખબર હોય મારી કરતાં તો. હા હા.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

બીજી કોઈ વસ્તુનો ખ્યાલ છે તમને?

એવી કોઈ website એમાં આપણે જે work કરી શકીએ અને પૈસા એવી રીતે money કમાવી શકીએ.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

મારા under માં જે આવતું હતું એટલું મેં તમને કહી દીધું. બાકી તમારે જે પણ પૂછવું હોય એ મને પૂછી શકો છો અંદર તમે જ્યાં પણ અટવાવ જે પણ error આવે એ મને તમે પૂછી શકો. Okay okay જો કાંઈ problem આવશે તો હું તમને call કરીશ. વાંધો નહીં anytime તમે call કરી શકો છો.

કાંઈ પણ નહોતું આવડતું મને. ના study તો અત્યારે અત્યારે external કરું છું હું. કંઈ college ને તો નથી. પણ external ખાલી on~only exam Okay okay external માં ફાવે છે? શું? External exam માં ફાવે છે?

હમ એટલે વાંધો ન આવે. હા એટલે વાંધો ન આવે અને સાથે સાથે job અમ job મતલબ કે આ તો મારુ પોતાનું જ છે એટલે કે અર આ બધુ handle કરી લઉં એટલે વાંધો ન આવે. હમ અમુક સમય એવો હોય કે order ઓછા આવે છે ત્યારે સાથે થોડુંક study કરી લેવાનું.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

Okay okay. સારું ચલો bye ઘણો time થઈ ગયો છે વાત કરતાં કરતાં આપણે.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

Bye bye.

હા બસ મજામાં, તમે મજામાં ને?

હા એ જરી તમારી હેલ્પ ની મ જરૂર હતી એટલે ફોન કર્યો છે તો થોડી હેલ્પ કારસો મને ફ્રી હોય તો? અરે આ થોડું નેટ બૅન્કિંગ નું થોડું શીખવું તું પણ મે કીધું ફ્રી હોય તો થોડું મને સમજાવો એમ એકચુલી મારે નેટ બૅન્કિંગ ચાલુ કરવું છે, પણ એ મે અત્યાર સુધી કોઈ દિવસ કર્યું નથી, ઍટલે મને કશી એના વિશે ખબર નહિ તો થોડું ઘણું મને સમજાવશો એના વિશે? ના કોઈ દિવસ કર્યો નથી ઓન્લી હું અ આપડે એન થી કરું છું કેશ થી કરું છું, કા તો પછી એટીએમ થી કરું છું એમ તો ઘર ના બધા વાપ, યુઝ કરે છે પણઅ મે કોઈ ને કશું પૂછ્યું નથી અને એક બે જણ ને પૂછ્યું છે પણ આટલો

ના ક્યારેય ભી નથી કર્યો મે ઈવન ઇન્સ્ટોલ જ નથી કરી

બરોબર હ હ

બરોબર એ તો હું એ એ બીક ના લીધે જ મે અત્યાર સુધી કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી મે મારા ફોન માં મે કીધું એકવાર સેફ છે કે નહિ એના વિશે થોડું જાણી લવ પછી જ ડાઉનલોડ કરું ને, ફરી જ યુઝ કરું એમ બરોબર પણ આ ઈ આ એપ્લિકેશન આપડે યુઝ કરતાં હોય બરાબર તો એના માટે કોઈ પર્ટીકયુલર બેન્ક માં જ એકાઉન્ટ હોવું જરૂરી છે? કે કોઈ ભી બેન્ક માં ચાલે?

હહ બરોબર

હા, હા હ